ચિત્રમાં આપણે સ્ટીલ ના મોટા ડબ્બા સ્ટીલ ના નાના ડબ્બા કાચના કપ રકાબી રોટલી શેકવાની તવી વગેરે વસ્તુઓ દેખાઈ રહી છે.

એમાં આપણને ગ્રીન ટી તાજની ચા મેગી નુડલ્સ સોસ વગેરે દેખાય રહ્યુ છે.

આ એક સાઉન્ડ નું ચિત્ર છે જેના પર એક બોર્ડ લાગેલું છે જેનું નામ શર્મા ઓડિયો છે.

દુકાનની બહાર સેટ ફ્યુલ સ્માર્ટ ટાયર નું બોર્ડ લાગેલું દેખાઈ રહ્યું છે.

આ એક રૂમ નું ચિત્ર દેખાઈ રહ્યું છે ચિત્રમાં આપણને પાંચ લોકો દેખાઈ રહ્યા છે.

એનો મુખ્ય દરવાજાનો રંગ ભૂરા રંગનું છે દરવાજાના બહારની બંને સાઈડ બે ફોટા સ્ટેન્ડ પર લગાવેલા છે.

બાળકોએ ટેબલ પર કંપાસ બોક્સ કાતર કલર રાખ્યા છે પહેલા બે બાળકો લીલા અને પીળા રંગના ચાર્ટ પેપર થી આર્ટ એન્ડ ક્રાફ્ટ કરી રહ્યા છે.

ત્યાં કાઉન્ટર પર વજનિયું લીલી લીલા રંગની સ્પ્રાઇટ ની બોટલ દેખાઈ રહી છે.